જેનો કલર વાઈટ પીરો અને પિંક કલર નો છે.

પહાડની આજુબાજુ ઘણા બધા નાલ્લા-નાલ્લા ઝાડવાઓ ડેખાઈ રહ્યા છે.

જેના ઉપર એક મીણબત્તી અને એક અગરબત્તી સળગી રહ્યુ હોય એવું દેખાય છે.

જેની આજુ-બાજુ જવા માટે કાળા કલર ના પગથિયા બનાવવામાં આવ્યા છે.

આ ફોટો માં આગળ એક સફેદ કલર નું ઘર દેખાય રહ્યું છે.

એની વચ્ચે લાકરાનું સરસ મજાનું ગોલ ડિઝાઇન બનાવવામાં આવ્યું છે.

એની બાજુમાં કારા અને વાઈટ કલર ની દિવાલની બાઉન્દ્રિ કરવામાં આવી છે.

એની આજુબાજુ પીળા કલર ની દિવાલ પર બી_એસ_એન_એલ લખવામાં આવ્યું--

જેમાં બે વ્યક્તિ કપરાની દ્રાય ક્લીનિંગ કરી રહ્યા હોય એવું લાગે છે.

આ ફોટામાં ઘણા બધા વ્યક્તિઓ સફેદ કપડાં પહેરીને ઊભા છે.

જેના આગર પીરા કલર ની દિવાલ પર વિપુલ જનરલ સ્ટોર લખ્યું છે.

સામે ફૂલો છે સામેની સાઇડે બી_બી_એ અને બી કોમ લખ્યું છે.